હા એટલે જ તો ભાઈ cng નહી સારું હા તો તો engine ને secure રાખવું હોય તો પછી petrol diesel સારું એમ તો અને જો cng આપડે કરાવીએ તો પહી બધા વાયર ને બાયર એને સાચવવો પડે પહી એવું છે અરે આપડે પેલા બાપુ છે ખબર છે ઓળખો છો તમે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

ઓહો જૂની વાળી છે કે નવી વાળી જૂની વાળી જૂની વાળી બે હજાર તેર કે પંદર નું model છે બઉ જોરદાર ગાડી છે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 અરે diesel માં જે એ ગાળી ભાગે એટલે બઉ જોરદાર ભાગે

બસ મારે એક વાર બાપુ ને કેવું પડશે કે તમારી બી ગાડી ચલાવવા આપો ને તો ખબર પડે કેવી છે કેવી નહિ

તમારી ગાડી તમારી ગાડી પણ મેં જોઈ હતી એક વાર રોડ પર બઉ જોરદાર ભાગતી હતી હો હા ભાઈ rocket નાં જેમ છે ભાઈ તમે એક વાર story માં પણ મુક્યું હતું બઉ જોરદાર કોણ ચલાવતું હતું એ ગાડી એ વખતે

અરે ભાઈ શું વાત કરો છો તમને જોરદાર શીખવાડી દીધી હો પેલા ભાઈ એ શું નામ હતું સુરપાલ ભાઈ એ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 તમને તો પાક્કા driver બનાઈ દીધા હો ભાઈ કેવું પડે કેવું પડે હા ભાઈ હવે licence ની ભાઈ તૈયારી છે ક્યારે આપવા નો licence તું પછી ભાઈ મહિના માં તોલાગે છે આઈ જાશે test આપી દીધો હતો મેં એવું છે શું વાત કરો તમારી age કેટલી હશે?

અરે ભાઈ શું વાત છે વાત છે બરોબર બરોબર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

બોલો બોલો જો તમે swift લાવો ને તો એમાં black film કરાવી દેજો

એ black filmillegal છે આપડે નાં કરાવીએ તો સારું રે પછી police વાળા હેરાન કરે છે બઉ

તો બરાબર તો વાંધો નહિ તો કરાઈ દેવા નું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

બરોબર મને એક વાર અઆવડી જશે પછી આપડે કઈ બાર જઈશું ગાડી લઇ ને હા હા અરે ગાડી માં modify બી થોડું કરાવી દેજો સારી લાગે

તમે કઈ જગ્યા એ થી લાવ્યા હતા કયા cars twenty-four માં થી લય હતા?

ડભોડા જોયું છે ને હનુમાન જી નું મંદિર કેતા હતા ને તમે

અરે શું વાત છે તા સારી સારી ગાડીઓ મળે છે અરે બઉ બધી ગાડીઓ છે મુ તો કઈ લઉં કઈ નહિ એવું થઇ ગયું હતું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

એટલી જ સારી સારી ગાડીઓ છે બઉ જ ભાઈ સારી સારી બધી સારી હોય Condition કેવી હોય છે ગાડી ની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

હા મને લાગે છે કેમ કે બધા doctor હોય ને એ કેવું ખબર છે

એવું જ લાગે છે મને બી એક હાથ થી ચલાવે ને તો ગાડી safe રે આમ વધારે બગડે નહિ સમજ્યો એટલે મુ પણ એ જ કઉં છું કે ગાડીઓ વધારે બીજા કોઈ ને આપવા ની નહિ એક હાથ થી ચલાવે ને એક બે હાથ થી ચાલે તો વાંધો નાં આવે વાહ ભાઈ આપડે બી એક હાથ થી જ ચલાવે એ ભાઈ હા ભાઈ માજા આયી જાય આં ગાડી તો ગાડી આમ feeling એ જોરદાર આવે ગાડી માં મગર ભાઈ હા ભાઈ ચાર જન પાંચ જન આરામ થી બેસી સકાય અને એમાય ભાઈબંધો ભાઈબંધો કઈ બાર ગયા હોય તો કેવી મજા આવે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 આ પેલા સુરપાલ ભાઈ બી story મુકે એમની base tube જોરદાર લાગે હો ભાઈ

એ તો હારા society મમા ગણી વખતે અમારે ને તો જોરદાર અવાજ આવે base tube પર હા હા મારે બી નાખવા ની ઈચ્છા છે ભાઈ ભાઈ તમે બી ગાડી માં black film નખાઈ દો

ઈચ્છા તો છે ભાઈ પપ્પા નાં પાડે છે તો પપ્પા ને મનાઈ લો યાર ગાડી માટે માની ગયા તો આમાં ક્યા નાં પાડવા નાં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 હા હા તો શું ગાડી થોડી modify લાગે તો મસ્ત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 હા હા એમાય પાછુ black એટલે હા ભાઈ બધી public જોતી રહી જાય હા ભાઈ બધી public આમ જોતી રહી જાય કે ભાઈ આયા ભાઈ આયા હો ભાઈ કેવું પડે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

હા પેલા ગાડી ભાઈ secondhand જ લાવજો તમે હા હા ભાઈ secondhand આપડે એવું જ લગ એવું જ લાવવું swift જ લાવવી છે આપડી ઈચ્છા તો એવી જ છે કદાચ secondhand લાવું તો swift લાવવી હે બ swift આ ભાઈ એમાં ભાઈ bill quality સારી નથી એના કરતા ટાટા માં જાઓ એવું છે ટાટા માં કઈ લેવાય? તાતા એવું છે ભાઈ તેમાં safety નહિ એટલે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 નાની તો નાની ભાઈ ગાડી જોઈએ કેમ કે યાર ક્યાય બાર જવું હોય ને તો પછી યાર તકલીફ પડી જાય છે family ને

અત્યારે બસ માં ભાડા ખર્ચવાના ના રીક્ષા ના ભાડા ખર્ચવાના એના કરતા તો ગાડી માં હપ્તો ભરી દેવો સારો હા બરાબર છે તમારી વાત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

પોતાને પોતાનું યાર મયાર હોય યાર

અલગ જ ભાઈ કોઈ ને માગવા ની જરૂરત તો ની તો પછી પહી આપડે ગાડી માતો બઉ બધી ગાડીઓ નવી નવી આયી ગયી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 અરે ભાઈ શું વાત કરો છો એ ગાડી નું model બઉ જોરદાર છે

આપડે મમાર તો fortuner બી બઉ ગમે મને તો હો ભાઈ અરે હા ભાઈ એ બી એક નંબર ગાડી છે fortuner legender કેવી લાગે ભાઈ હા ભાઈ gangster બધા કે ગાડી છે

હા હા ભાઈ એનો power અરે ભાઈ મોસ્ટ કાર તો ભુલી અપડે thar હા ભાઈ thar તો mountain car કેવાય યાર એને તો યાર ભાઈ off roading king કે છે બધા

હ thar આમ લઇ ને નીકળ્યા હોય ને તો આમ look કેવો પડે આમ જોરદાર look પડે ભાઈ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

હમ નેવું આયી પહી

હા જુના માં જે power છે ને હા એ નવા માં નહિ ભાઈ અરે પેલી એક company બંદ થઇ ગયી ford endeavour

હા fortuner નાં comparison માં આયી ગઈ હત ને હા endeavour કે endeavour ભાઈ હતી company ના engine ઓ બંદ થઇ ગયા હજુ જૂની બધી વાપરે લોકો પણ હવે કોઈ લેતું નહીકેમ કે હારા પહી engine ક્યાંથી નખાવે બગડી બગડી જાય તો

બાકી એ તો જોરદાર ગાડી હે ભાઈ fortuner ને ટક્કર મારે એવી ગાડી હે એ તો ભાઈ engine નો power કેટલો diesel power તો પહી મારા ભાઈબંધ જોડે એક હતી endeavour જે ભગાવે એ રહ્યો અરે એમને વેચી નાખી અરે વેચી નાખી એમને યાર હાલ કઈ લીધી એમને તો હાલ નવી કદાચ તો audi લીધી હે ઓહો એ બી સારી luxurious ગાડી છે એ તો ભાઈ તો પહી બઉ જોરદાર અરે એક માર ભાઈબંધ જોડે cruise બી હતી પણ હારા mileage ને બધું બરાબર નતી આપતી યાર average બરાબર નતી એની ગાડી ની એવું છે ભાઈ એ બી company બંદ થઇ ગઈ ને

આપડે તો ભાઈ જો hyundai માં લેવા જોઈએ કે નકર ટાટા માં અરે ભાઈ એ company જોરદાર હે લાંબા સમય સુધી તાકી રહેલી company હા hyundai માં જો આપડે luxurious ગાડી આપે ઓછા budget માં અરે આપડે તો પેલી પેલી ગાડી બઉ ગમે યાર ભાઈ farrari યાર શું ગાડી છે યાર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 rolls royce આ બધી ગાડી કેવી છે યાર

આપડે કમાવવું પડશે હા

કમાવવું તમે swift લાવી દો પહી સીખી જાઓ હોઉં ભાઈ એવું જ કરવું પડશે આપડે લાવવી તો પડશે હવે ગાડી ની જરૂર બઉ છે હા હા પેલા સુરપાલ ભાઈ જોડે સીખી ને મસ્ત licence બૈસંસ નીકાળી ને ફરો શાંતિ થી હા ભાઈ એ તો કરવું જ પડશે હવે તો જરૂર છે જ ભાઈ ગાડી ની

એટલે હવે ગાડી લઈ દઈએ પહી તમને લેવા આયીશ હું ઘરે પહી આપડે બધે જઈશું ક્યોક ફરવા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

નમસ્કાર ચલો તો આજે આજે તમને થોડું ભારત નું બંધારણ વિશે થોડી વાત કરવા માંગું છું. ભારત નું બંધારણ ભારત દેશ માટે સર્વોચ્ચ કાયદો છે.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

ભારત માં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. મૂળ અપનાવવા અપનાવાયેલા બંધારણમાં બાવીસ ભાગો ત્રણસો ને પંચાણું અનુચ્છેદ અને આઠ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા વખત સુધારો ફેરફાર કરવામાં આવે છે. ભારત નું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે.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 તેની ભારતીય કટોકટી દરમિયાન બેતાલીસ માં સુધારા વખતે કરવામાં આવ્યો હતો ભારત નું બંધારણ કલમ ત્રણસો સીતેર મુજબ જમ્મુ અને કશ્મીર માં લાગુ પડતું હતું

મોટું ભારતીય બંધારણ છે. થોડું ભારત ના બંધારણ નો પરિચય કરી લઈએ. ભારત નું બંધારણ વિશ્વમાં તમામ લોક તાંત્રિક દેશો ના બંધારણ કરતા સૌથી મોટું લાંબુ બંધારણ છે. તેમાં અત્યારે ચારસો ને પાસંઠ અનુ છે અને બાર અનુસૂચિઓ છે. તે કુલ પચીસ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ત્રણસો ને પચાસ અનુ છે અને બાવીસ ભાગો અને આઠ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરૂપ માળખું તૈયાર કરવામાં આવ્યું છે

કેન્દ્રીય સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે અને ભારત ના બંધારણ ની કલમ ઓગ્નએસી કલમ સરકાર કેન્દ્રની સંસદીય પરિષદ માં આ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 ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, તેલંગાના માં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્ય ના વડા છે જયારે મુખ્યમંત્રી મંડળ ના વડા છે. મંત્રી મંડળ સામુહિક રીતે ધારા સભા કે વિધાન સભા દ્વારા નક્કી થાય છે. અને એ સભામાં જે ઠરાવ થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ તે સભાઓનો જ એક ભાગ છે. સભાની બબેઠક ના અધ્યક્ષ. અલગથી નીમવામાં આવે છે તેની જવાબદારી વિધાન સભાની બેઠક નું સંચાલન કરવાની છે અને તે કોઈ કારણોસર કોઈ પણ ધારા સભ્યને ચોક્કસ સમય સુધી વિધાન સભા કે ધારા સભા ની બેઠકમાં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 ઈસ્વીસન સોળસો માં એલીઝાબેથ પ્રથમ ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજો ની ઇસ્ટ ઇન્ડિયન કંપની ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો સતરસો પાંસઠ માં કંપની ને બંગાળ, બિહાર અને ઓડીશા માં દીવાની સત્તા પ્રાપ્ત થઇ અને આ સાથે જ અઅંગ્રેજોના અપ્રત્યક્ષ શાસન નો પ્રારંભ થયો. વિભિન્ન અધિનિયમ કમિટ સુધારા દ્વારા બંધારણ નિર્માણ ની પ્રક્રિયા શરૂ થવા પામી અને ઓન્ગ્લીસો છેતાલીસમાં બંધારણ સભા ની રચના થઇ અને ઠોસ શરૂઆત થઇ અને છવીસ જાન્યુઆરી ઓન્ગ્લીસો પચાસ ના રોજ બંધારણ અમલ માં આવ્યું અને ભારત એ પૂર્ણ સંસદીય પ્રજાસસત્તાક બન્યું એના પછી regulating act સત્તરસો ને તોત્તેર ભારત માં અંગ્રેજો દ્વારા પસાર કરવામાં આવેલ આ એક પહેલો act હતો જે અંતર્ગત ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સંસદીય નિયંત્રણ ની શરૂઆત થઇ હતી. આઝાદો ભારત માં અંગ્રેજો ના શાસન ને રદ કરવામાં અને વહીવટી કેન્દ્રની દિશા માં પહેલું કદમ હતું આ કાયદા દ્વારા સત્તરસો ને ચુંમોતેર માં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 નો ઇન્ડિયા નો સુધારો સત્તરસો ચોરીયાસી આ અથવા આ ધારા અન્વયે કંપની ને માત્ર વ્યાપાર અને વાણિજ્ય ની જવાબદારી સોપવામાં આવી હતી તથા કે બાબતો pattern સરકાર દ્વારા જ હસ્તક આપવામાં આવી ચાર્ટર્ડ નિયમો સત્તરસો ત્રાણું દ્વારા વીસ વર્ષ ની અરજી માટે કંપની નો વ્યાપારિક પરવાનો તાજો કરવામાં આવ્યો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

ચાર્ટર્ડ અધિનિયમ અઢારસો ત્રેપન ચાર્ટર્ડ અધિનિયમ નો પૈકી ના અંતિમ અધિનિયમ અંતર્ગત ભારત મા સિવિલ સેવા નો પ્રારંભ થયો હતો. ભારત ચાર્ટર્ડ અધિનિયમ અઢારસો અઠાવન